નમસ્તે મિત્રો
જેમોલ એપ્લીકેશનમાં ક્રિએટ એન્ડ એડિટ મોલિક્યુલર મોડલ્સ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું મોલેક્યુલર મોડેલમાં ફંક્શનલ જૂથ સહીત હાઇડ્રોજન પરમાણુ સબસ્ટીટ્યુટ કરવું
બોન્ડો ઉમેરવા અને રદ્દ કરવા
અણુઓ ઉમેરવા અને રદ્દ કરવા
અને પોપ અપ મેનુ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે શીખવું જેને કોનટેક્ષચ્યુંઅલ મેનુ પણ કહેવાય છે
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે જેમોલ એપ્લીકેશન વિન્ડો અને મોડેલકીટ ફંક્શન જેનો ઉપયોગ મોલેક્યુલર મોડેલો બનાવવા માટે થાય છે
સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1204 જમોલ આવૃત્તિ 1222 અને જાવા આવૃત્તિ 7
જેમોલ એપ્લીકેશન ખોલવા માટે દશ હોમ ડેશ હોમ પર ક્લિક કરો
સર્ચ બોક્સમાં જમોલ ટાઈપ કરો
સ્ક્રીન પર જમોલ આઇકોન દ્રશ્યમાન થાય છે
જેમોલ એપ્લીકેશન વિન્ડો ખોલવા માટે જમોલ આઇકોન પર ક્લિક કરો
આપણે પહેલા બનાવેલા પ્રોપને પ્રોપેન નાં મોડેલથી ચાલો શરૂઆત કરીએ
ફાઈલ ખોલવા માટે ટૂલ બારમાં આવેલ ઓપન ફાઇલ આઇકોન પર ક્લિક કરો
સ્ક્રીન પર એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
જોઈતી ફાઈલ જ્યાં મૂકી છે તે ફોલ્ડર પર ક્લિક કરો
મારી ફાઈલ ડેસ્કટોપ ડેસ્કટોપ પર મુકાઈ છે
તેથી હું ડેસ્કટોપ પસંદ કરીને ઓપન બટન પર ક્લિક કરીશ
ફાઇલ ઓર યુઆરએલ ટેક્સ્ટ બોક્સ માં ફાઈલ નામ ટાઈપ કરો
ત્યારબાદ ઓપન બટન પર ક્લિક કરો
પ્રોપને પ્રોપેન નું મોડેલ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે
પ્રોપને પ્રોપેન માં આપણે હાઇડ્રોજન્સ હાઈડ્રોજન્સ ફંક્શનલ જૂથ સાથે સબસ્ટીટ્યુટ કરી શકીએ છીએ જેવા કે હાઇડ્રોક્સી અમીનો હેલોજન્સ જેમ કે ફ્લુરો ક્લોરો બ્રોમો અને અન્ય
પ્રોપને પ્રોપેન પરમાણુમાં હું હાઇડ્રોક્સી હાઈડ્રોક્સી જૂથ ઉમેરવા ઈચ્છું છું જેથી તે પ્રોપેનોલ પ્રોપેનોલ માં પરિવર્તિત થાય
મોડેલ કિટ મેનુ ખોલો
ફંક્શનલ જૂથોની એક યાદી અહીં ઉપલબ્ધ છે
ઓક્સિજન અણુ આગળ આવેલ બોક્સને ચેક કરો
પહેલા કાર્બન અણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન અણુ પર ક્લિક કરો
અવલોકન કરો હાઇડ્રોજન અણુ હાઇડ્રોક્સી જૂથથી બદલી થાય છે
ઓક્સિજન અણુ અહીં લાલ રંગમાં દેખાય છે
પ્રોપને હવે 1 પ્રોપેનોલ માં રૂપાંતરિત થઇ ગયું છે
ચાલો હવે 1 પ્રોપેનોલ ને 2 chloro 1 પ્રોપેનોલ માં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરીએ
મોડેલ કિટ મેનુમાંથી ક્લોરો જૂથ પસંદ કરીએ
બીજા કાર્બન અણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન અણુ પર ક્લિક કરો
આપણી પાસે હવે 2 chloro 1 પ્રોપેનોલ નું મોડેલ છે
ક્લોરીન ક્લોરીન અહીં લીલા રંગમાં દેખાય છે
તમે એનર્જી મીનીમાઈઝેશન કરીને ઈમેજને ડોટ મોલ ફાઈલ તરીકે સંગ્રહી શકો છો
અહીં એક એસાઈનમેંટ છે
આપેલ પરમાણુંઓનાં મોડેલો બનાવો
3 bromo 1 બ્યુટાનોલ અને 2 amino 4 chloro પેન્ટને એનર્જી મીનીમાઈઝેશન કરીને ઈમેજને જેપીઇજી ફોર્મેટમાં સંગ્રહો
ઈમેજને વિવિધ ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહવા માટે ટૂલ બારમાં આવેલ સવે કરન્ટ વ્યૂ એએસ એએન ઇમેજ આઇકોનનો ઉપયોગ કરો
તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ
હવે ચાલો જેમોલ એપ્લીકેશન વિન્ડો પર પાછા જઈએ
જમોલ એપ્લીકેશન pop યુપી મેનુ પણ પ્રસ્તાવ કરે છે
તમે pop યુપી મેનુ બે જુદી જુદી રીતે એક્સેસ કરી શકો છો
મોડેલ કિટ મેનુ ખુલ્લું હોય તો તેને બંધ કરો
મોડેલ કિટ મેનુમાં નીચે સ્ક્રોલ કરીને એક્સિટ મોડેલ કિટ મોડે ક્લિક કરો
pop યુપી મેનુ ખોલવા માટે પેનલ પર જમણું માઉસ બટન ક્લિક કરો
પેનલ પર pop યુપી મેનુ દ્રશ્યમાન થાય છે
અણુઓનાં દેખાવને મોડીફાય કરવા માટે pop યુપી મેનુ ઘણા ફંક્શનો પ્રસ્તાવ કરે છે
તેની પાસે પસંદગીની વિવિધતા અને રેન્ડર કરવાના વિકલ્પો છે
આ મેનુમાનાં મોટા ભાગનાં ફંક્શનો મેનુ બારમાં પણ આવેલા છે
pop યુપી મેનુમાની સામગ્રી સ્વયંસ્પષ્ટ છે
તેની વિગતવાર માહિતી આપવી જરૂરી નથી
pop યુપી મેનુમાંથી બહાર નીકળવા માટે જમોલ પેનલ પર ક્લિક કરો
pop યુપી મેનુને એક્સેસ કરવાનો બીજો માર્ગ એ છે કે જમોલ લોગો પર ક્લિક કરો
તે જમોલ પેનલની જમણી બાજુએ નીચેની તરફે સ્તિથીમાન છે
હવે ચાલો જોઈએ કે આ પરમાણુને એડિટ અને તેને એથને ઈથેન પરમાણુમાં રૂપાંતરિત કેવી રીતે કરવું છે
આ માટે આપણે રદ્દ કરીશું હાઇડ્રોક્સી જૂથ ક્લોરીન જૂથ કાર્બન અને બે હાઇડ્રોજન પરમાણુઓ
મોડેલ કિટ મેનુ ખોલો
ડિલીટ એટોમ આગળ આવેલ બોક્સને ચેક કરો
તમે જે અણુઓ રદ્દ કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો
ઓક્સિજન ક્લોરીન અને કાર્બન અણુ
એથને પરમાણુ બનાવવા માટે આપણને આ પરમાણુમાં હાઇડ્રોજન્સ ઉમેરવા પડશે
મોડેલ કિટ મેનુમાંથી એડ હાઇડ્રોજન્સ વિકલ્પ પર ક્લિક કરો
પરમાણુંમાં બે હાઇડ્રોજન અણુઓ ઉમેરાય છે
સ્ક્રીન પર અત્યારે આપણી પાસે એથને નું મોડેલ છે
ચાલો એલ્કેનેસ અલકિન્સ અને એલ્કાઇન્સ અલકાઈન્સ બનાવવાનું શીખીએ
પરમાણુંમાં બમણું બોન્ડ પરિચય કરાવવા માટે મોડેલ કિટ મેનુ ખોલો
ડબલ વિકલ્પ આગળ ચેક કરો
એથને પરમાણુમાં બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર કર્સર મુકો
કાર્બન અણુઓ ફરતે લાલ રંગનું વલય દ્રશ્યમાન થાય છે
બોન્ડ પર ક્લિક કરો
અવલોકન કરો એકલ બોન્ડ બમણા બોન્ડમાં પરિવર્તિત થાય છે
પેનલ પર આપણી પાસે એથેને ઇથીન નું મોડેલ છે
ચાલો એથેને ઇથીન ને એથીને ઇથાઈન માં પરિવર્તિત કરીએ
મોડેલકીટ મેનુ પર ક્લિક કરો અને ટ્રિપલ વિકલ્પ આગળ ચેક કરો
એથેને ઇથીન પરમાણુંમાં બમણા બોન્ડ પર કર્સર મુકો અને તેના પર ક્લિક કરો
બમણું બોન્ડ ત્રમણા બોન્ડમાં પરિવર્તિત થાય છે
આ એથીને ઇથાઈન નું મોડેલ છે
સૌથી સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે એનર્જી મીનીમાઈઝેશન કરો અને સંગ્રહો
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા ફંક્શનલ ગ્રુપ વડે એલ્કેન્સ માં હાઇડ્રોજન હાઈડ્રોજન નો પરમાણુ સબસ્ટીટ્યુટ કરવો
એલ્કેન્સ ને એલ્કેનેસ અને એલ્કાઇન્સ માં પરિવર્તિત કરવા માટે બોન્ડો ઉમેરવા
પરમાણુઓ ઉમેરવા અને રદ્દ કરવા અને પોપ અપ મેનુનો ઉપયોગ કરવો
એસાઈનમેંટ માટે 2 ફ્લોરો 1 3 બ્યુટાડીને અને 2 પેન્ટીને નાં મોડેલો બનાવો
મોડેલનો દેખાવ વાયરફ્રેમમાં બદલી કરવા માટે પોપ અપ મેનુનો ઉપયોગ કરો
એનર્જી મિનિમાઇઝેશન એનર્જી મીનીમાઈઝેશન કરો અને ઈમેજને પીડીએફ ફોર્મેટમાં સંગ્રહો
તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર